નાબૂદ કરી દેતા હોય છે. અને માત્ર બાહ્ય બળની અસરના લીધે જે કંઈ પણ થાય છે એ બાહ્ય બળની અસરના લીધે થાય છે. બાહ્ય બળ ક્યારે કામ કરતું હોય? તો કે તો કે રેટ બદલાય ત્યારે. પણ અહીંયા તો રેટ અચળ છે. તો બાળક ગમે એટલી દોડાદોડી કરે છતાં પણ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો રેટ અચળ જ રહેશે. વાર્તા છે. તો ફટાફટ લખી નાખો ચાલો. વિડીયો પોઝ કરીને ચાલો. જવા દઉં છું. ચાલો. સ્વાધ્યાય નો સાત પોઈન્ટ ચારમાં નંબરનો દાખલો શું કહે છે? પ્રશ્ન દર્શાવો કે, સદીશો એ અને સદિશ બી થી બનેલા ત્રિકોણ નું ક્ષેત્રફળ એ ક્રોસ બી ના મૂલ્યથી, અડધું હોય છે. એટલે સદીસોનો ક્રોસ ગુણાકાર છે. એના મૂલ્યથી અડધું હોય છે એવું દર્શાવવાનું છે. કાંઈ વાંધો નહિ દર્શાવી દઈએ. જુઓ. ધારો કે, આપણે ત્રિકોણ બનાવવા પડશે. સદીશ લઈ લઈશું ધારો કે આજે સદીશ એ. okay તો આને આપણે કહી દઈએ સદીશ એ અને અહીંયા થી એક બને છે બીજો છે સદીશ બી. okay હવે આપણે ધારો કે ઉગમ બિંદુ ઓ નામ આપી દઈએ. આ બિંદુ ને એ નામ આપી દઈએ. પછી, ત્રિકોણ બનાવવો પડશે ને આપણે? તો, આને ખાલી ડોટ થી જોડી દઈએ અને બી નામ આપી દઈએ. હવે ત્રિકોણ ના ક્ષેત્રફળ માટે આપણે શું જરૂર પડે? તો કે આ રીતે આપણે વેધ જરૂર પડે ને જે અહીંયા થી નેવ ડિગ્રી ના ખૂણે હોય અને આ વેધની ઊંચાઈ છે ધારો કે એચ. આ બંને સદીશો વચ્ચેનો ખૂણો છે. ધારો, કે થીટા ખ્યાલ આવી ગયો? okay અહીંયા આગળ એબી ઓ એ બી અને આ બિંદુ ને આપણે નામ આપી દઈએ સી. okay ચાલો સરસ વેરી ગુડ. તો અહીં લખી શકાય કે અહીં ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ બરાબર એક દુત્યૌંશ પાયો, પાયો ગુણ્યા વેધ આ તમે સૂત્ર જાણો છો. તો એક દુત્યૌંશ પાયો એટલે કેટલો છે કે ઓબી સદીશ. પણ એનું મૂલ્ય લખવું પડે ને? મૂલ્ય વેધનું શું છે? તો કે એચ. okay પરંતુ, પરંતુ ત્રિકોણ એચ ની કિંમત મળી રહેશે ને તો ત્રિકોણ OAC પરથી સાઈન થીટા લખો તો સાઈન થીટા બરાબર કારણ કે એચ ની કિંમત જોઈએ છે. તો સામેની બાજુની જરૂર પડે. અને કર્ણ તમે જાણો છો. હવે આ ત્રિકોણમાં કોસ થીટા લઈએ તો આપણે ઓછી થોડા જાણીએ છીએ. તો આપણે એટલા માટે સાઈન લેવું પડે સામેની બાજુ છેદમાં કર્ણ. તો સાઈન થીટા એટલે સામેની બાજુ એચ અને છેદમાં કર્ણ. એટલે કે ઓએ બરાબર તો એ નું મૂલ્ય છે. સદિશ બી નું મૂલ્ય ખાલી બી લખી નાખે ચાલે ને સદીશ નું મૂલ્ય અહીંથી આમ લખુ બસ નાના બરાબર છે બધું કંઈ વાંધો ન આવે. જેથી એક્સને કરતા બનાવો. તો શું થઈ જાય? બી સાઇન થીટા. okay okay હવે લખવાનું જેથી એક દુત્યૌંશ ગુણ્યા ઓબી એટલે શું છે ઓબીનું મૂલ્ય છે એટલે સદિશ એ નું મૂલ્ય એ. ગુણ્યા આર બી આ થઈ ગયું સાઇન થીટા okay હવે આ થઈ ગયું ત્રિકોણ નું ક્ષેત્રફળ ત્રિકોણ નું ક્ષેત્રફળ હવે આ ક્ષેત્રફળ છે. એટલે આ એક દુત્યૌંશ હોય આ આ આટલો ભાગ અલગ રાખવો.

ચલો એબી સાઈન થીટા એટલે એ ક્રોસ બી સદીશ એ અને સદિશ એ નો ક્રોસ ગુણાકાર થાય. એબી સાઈન થીટા સાઈન થીટા આવશે એટલે ક્રોસ ગુણાકાર થશે. ખ્યાલ આવી ગયો? ready? okay? તો આ રીતે આપણે ખબર પડે છે કે અહીંયા આગળ આ ક્ષેત્રફળ છે. તો ત્રિકોણનું, ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ. ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ બરાબર એક દુત્યૌંશ બંને સદિશોનો ક્રોસ ગુણાકાર. તો હવે આના ઉપરથી શું ખબર પડી? કે બે સદીશ નું ક્રોસ ગુણાકાર છે. એ ત્રિકોણ ના ક્ષેત્રફળ ત્રિકોણ ના ક્ષેત્રફળ કરતાં બમણો હોય. કારણ કે આગળ મારે બે વડે ગુણવું પડે છે. બે ગુણ્યા ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ. જે સાબિત થઈ ગયું. આ દાખલો મેં લગભગ તમને આગળી કરેલું છે. okay ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ ગયા ચેપ્ટરમાં કરાવ્યું હતું યાદ નથી. કરાવેલો છે ટૂંકમાં મારી રીતે ready ચાલો ફટાફટ લખી નાખો વિડિયો પોઝ કરીને. ચાલો જવા દઉં છું હો ચાલો.

તો આપણે આવું કંઈક સાબિત કરવાનું છે. કે અહીંયા આગળ એક સદિશ છે. પછી આનો રૂટ ગુણાકાર છે બીજા સદિશના ક્રોસ ગુણાકારની સાથે. હવે આ કોઈપણ સદિશ હોઈ શકે. ખ્યાલ આવ્યો? હવે આનાથી બનવું તું ચતુષ્ફલક હવે એ શું થાય? હવે તમને એમ થાય કે કેવી રીતે સદીશ લેવાનું, ડીસા કેવી રીતે લેવી, ચતુષ્ફલક એટલે શું? ધ્યાન આપજો. તમે કોઈપણ સદીશ તમે બનાવો ધારો કે આ રીતે કોઈપણ ત્રણ સદિશ તમે બનાવી દો આ રીતે. હવે કોઈ પણ ત્રણ સદિશથી છે ને ચતુષ્ફલક બનાવી શકાય બરાબર એક. ખૂણે કઈ રાખીએ પણ કંઈક એ ખૂણા ઉપર બધે ત્રણે એકબીજાથી અલગ અલગ ખૂણા ઉપર આપણે રાખશું. આ રીતે, ટોટલ ત્રણ સદીશો લેવાના. હવે કોઈ પણ બે સદીશો તમે ભેગા કરો. ધારો કે, એક સદીશ આમ છે બરાબર. એક સદીશ આ રીતે આપણે ભેગા કરીએ તો શું બને? તો કે એક સદીશ આવી રીતે બનશે. બીજો સદીશ કંઈક આવી રીતે બનશે. ખ્યાલ આવે? હમ પહેલા કન્સેપ્ટને સમજો પછી દાખલ કરીએ છીએ. હવે આ બે સદિશને મેં ભેગા કર્યા એટલે એક પૂછની હારે જોડી દીધા હવે આ બેવથી શું બને છે? તો કે આને સમાંતર સદિશ અહીંયા બનાવવાનો. અને આને સમાંતર સદિશ અહીંયા બનાવવાનો અને એટલે આ રીતની કંઈક રચના થાય. હવે આની પાસે શું છે તો કે આની પાસે ક્ષેત્રફળ હોય. હોય કે નહીં? બરાબરને તો આના પાસે ક્ષેત્રફળ છે. હવે આજે ત્રીજો સદિશ છે ને, એ આજે ત્રીજો સદિશ અહીંયાથી તમે કોઈપણ ખૂણે લઈ શકો. બરાબર ધારો કે આ સદી આ રીતે આપણે આ લીધેલો છે આમ. હવે આ રીતે લીધેલો છે. એટલે અહીંયા થી મારે શું કરવું પડે આ સદીશ માંથી આજે છેલ્લો છે ને એને મારે.

સમઘન પણ હોઈ શકે, લંબઘન પણ હોઈ શકે. પછી આમ સમાંતર બાજુ આમ એ રીતનું પણ કોઈ પણ ટાઈપનું બોક્સ બની શકે છે. એટલે ટૂંકમાં એ આખેઆખું કદ બનશે. ખ્યાલ આવે છે તમને?

હવે કારણ કે આ સમાંતર બાજુ ચતુષ્ફલક શબ્દ લગભગ આપણે બહુ ન સાંભળ્યો હોય. તો તમને કહી દઉં કે સમાંતર બાજુ ચતુષ્ફલક આવી રીતે બનશે. એટલે આપણે કુલ ત્રણ સદીશો લેવાના છે અને એ ત્રણ સદીસોમાંથી આપણે,

હવે સદીશોને ચતુષ્ફલક અને હા એક બીજી વસ્તુ કે, કોઈપણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. ધારો કે આવી રીતનું તો આનું ક્ષેત્રફળ શું થાય? બોલો તો. ધારો કે આ લંબાઈ તમને ખબર છે. અહીંયા થી આ બાજુનો ભાગ તમને ખબર છે તો આનું ક્ષેત્રફળ શું થાય? ધારો કે આ કોઈ પણ છે. ધારો કે આ બી નામ આપી દઈએ. બી છે ને તો આને આપણે બી નામ આપી દઈએ. આને આપણે સી નામ આપી દઈએ. ઓકે આ લંબાઈ સી છે. આ લંબાઈ બી છે. તો આનું ક્ષેત્રફળ શું છે? લંબચોરસ તો નથી ચોરસનું તમે બધાને ખબર છે. લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે લંબાઈનો વર્ગ ચોરસ થાય. બરાબર આ ચોરસનું છે. પછી લંબચોરસનું લંબાઈ ગુણ્યા પહોળાઈ એલ બી થાય. આ લંબચોરસ નું થાય. આ રીતનું સમાંતર બાજુ હોય તો શું કરવાનું અહીંયા થી આપણે એક. લંબ દોરીએ છીએ યાદ છે આને આપણે એચ નામ આપી દઈએ છીએ. હવે ધારો કે, હું તમને ખાલી સમજાવું છું. આ બે વચ્ચેનો ખૂણો થીટા હોય, તો આ બે વચ્ચેનું ક્ષેત્રફળ મારે જોઈતું હોય. તો હું ક્ષેત્રફળને, ધારો કે આ બે સદિશોને ક્રોસ ગુણાકાર તરીકે લખી શકું કે નહીં ચેક કરી આપણે. બી ક્રોસી કરી નાખ્યા આપણે ધારો કે તો બી ક્રોસ સી કરીએ તો શું થાય? બી સી ક્રોસ ક્રોસ છે એટલે કે સાઈન થીટા

સાઈન થીટા એટલે તમે લખી શકો છો કે સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ એટલે એચ છેદમાં કર્ણ એટલે સી. વેધ બરાબર શું થઈ ગયું? તો કે સી સાઈન થીટા છે. અહીંયા તો આવી ગયું એક આ બી.

લંબચોરસને બે બાજુ હોય છે અને ખૂણો નેવ નો હશે તો એમાં પણ સાઇન નેવ બરાબર એક થાય. લંબાઈ ગુણ્યા પહોળાઈ થઈ જશે. અને આમાં પણ કોઈ પણ આકારનું હોય ચતુષ્કોણ તો એના માટેનું ક્ષેત્રફળ પણ એટલે બંને સદિશોનો સદિશ ગુણાકાર લઈ શકો તમે. પછી ઘણા ને એમ થાય કે બી ક્રોસ સી કેમ લીધું? સી ક્રોસ બી લઈએ તો ના હાલે? તો ના ચાલે ને શું વાંધો? સી ક્રોસ બી કરો તમે તો અહીંયા થી તમારે આ આ લંબ દોરવાનો છે. ખ્યાલ આવ્યો તમને? હવે આમાં તમને ના કોઈ પણ બદલાઈ શકો આ એની જગ્યાએ તમે આના જવાબ છે ને તમે આમાં લખી શકો બી ડોટ એ ક્રોસ સી પછી સી ક્રોસ સી. એ ક્રોસ બી જોડે. કોઈપણ રીતે આવે. બી ને આગળ લઈ લો, સી ને આગળ લઈ લો, કોઈ ફેર પડતો નથી જવાબ તો એક સરખો જ આવશે. એ આપણને એ આપણને સમાંતર બાજુ ચતુષ્ફલક નું કદ મળશે. ખ્યાલ આવે છે? આપણે આજે ખાલી આના માટે સાબિત કરવાનું છે. તો હવે આપણે આગળ વધીએ તમ ક્લિયર થઈ ગયા બધા? ચાલો હવે આગળ વધીએ. હવે એક કામ કરશો આપણે સમાંતર બાજુ ચતુષ્ફલક છે ને પહેલા દોરી નાખીએ. પછી આગળ વધીએ આપણે રીતના દોરી નાખીએ. બી ક્રોસી છે ચતુષ્ફલક દોરવો છે ફટાફટ દોરું છું તમે મારા કરતાં સારું દોરજો વ્યવસ્થિત. તમારું ડ્રોઈંગ મારા કરતાં બધાનું બહુ સારું છે. તમારા બધાનો ડ્રોઈંગ બહુ સારું છે. હાલો અહીંયા થી છે ને આને સમાંતર આવી રીતે મારુ તમારા જેટલું બહુ સારું નથી ડ્રોઈંગ. જો થઈ ગયું ને ત્રાસી લાઈન થઈ ગઈ છે. આ રીતે. વિજયભાઇ કઈ બોલ્યા નહીં પછી બંને જણા તેમના રૂમ માં ચાલ્યા ગયા એમને એમ બે દિવસ થઈ ગયા પણ વિજયભાઇ ને કઈ નોકરી મળી નહીં પણ તેમણે જે આગળ પૈસા બચાવી ને રાખ્યા હતા એ તેમણે નાનો એવો પ્રોગ્રામ રાખવાનું નક્કી કર્યું પણ એમને એમના wife ને કીધું જ નહ નહતું. જે દિવસે આલિયાનો birthday હતો તે રાત્રે મમ્મી અને પપ્પા બંને જણા એમના રૂમ માં જઈને wish કરવા પહોંચી ગયા તો જોયું તો આલિયા સૂતી હતી ધીમે રહી ને રૂમ માં ગયા અને આલિયા ને બાર વાગે ઉઠાડી ને તેમને happy birthday wish કરતાં કરી તો આલિયા ખુશ થઈ ગઈ અને મમ્મી પપ્પા ને આભાર વ્યક્ત કર્યો પછી આલિયા બોલી કે પપ્પા મારે કાલે સવારે સ્કૂલ માં ચોકલેટ ના boxes લઈ જવા પડશે. મારા ક્લાસમાં મારે દસ દસ રૂપિયા વળી ચોકલેટ આપવી પડશે. વિજયભાઇ બોલ્યા અરે બેટા કઈ વાંધો નહીં કાલે સવારે સ્કૂલ જતાં લઈ લઈશું. એમ કહી બંને જણા રૂમની બહાર આવી ગયા ત્યાર પછી સવારે આલિયા આલિયા સ્કૂલ જવા તૈયાર થઈ ગઈ. વિજયભાઇ એ તિજોરી માંથી થોડા પૈસા નીકળ્યા અને એમના ખિસ્સા માં મૂક્યા અને ગાડી બહાર કાઢી અને આલિયા તૈયાર થઈ ને દોડતી દોડતી ગાડી માં બેસી ગઈ પછી વિજયભાઇ બોલી પછી વિજયભાઇ બોલી કે બોલ ચીકુ તારે કઈ ચોકલેટ લેવી છે લેવાની છે

પણ પણ તારે ચોકલેટ કઈ લેવાની છે એટલે આપણે કઈ જગ્યા એ જઈને જ્યાં સારી ચોકલેટ મળતી હોય ત્યાં પપ્પા ત્યાં પપ્પા લઈ જાવ એમાં આપણને ખબર છે એક વખત આપણે ચોકલેટ ખાધી હતી ત્યાં મને લઈ જાવ પછી હું કઈ પછી હું કઈશ કે મારે કઈ ચોકલેટ લેવાની ત્યાં બધી બહુ અલગ અલગ પ્રકાર ની ચોકલેટ મળે છે. વિજયભાઇ એ વિચાર્યું કે એક વખત અમે ગયા હતા ચોકલેટ ખાવા ત્યાં બહુ અલગ અલગ ચોકલેટ હતી કદાચ એ દુકાન ની વાત કરતી હશે. આલિયા પછી ત્યાં ચોકલેટ લેવા ગયા તો ખબર પડી કે દસ વાળી ચોકલેટ નહતી. બધી વીસ રૂપિયા ની ચોકલેટ હતી. તો એના પપ્પા એ કે કીધું કેટલી ચોકલેટ લેવાની છે પપ્પા અહિયાં થી ચાલો આપડે આટલી મોંઘી ચોકલેટ નથી લેવી એમાંય એમાં મને આવી ચોકલેટ ઓછી ભાવે છે પછી બંને જણા નીકળી ગયા તો બીજી દુકાને દસ વાળી પચાસ ચોકલેટ લીધી. વિજયભાઇ સમજી ગયા કે આને ચોકલેટ તો ભાવતી હતી પરંતુ ચોકલેટ વીસની હતી એટલે એ સામે થી ના પાડી દીધી કારણકે એ મને સમજતી હતી કે મારે ખર્ચો નથી કરાવો પછી વિજયભાઇ આલિયા ને કીધું કે ચીકુ સાંજે તો આપણે પાર્ટી કરવાની છે

હું તમને કોઈક ના જોડે ફોન કરાવીશ. વિજયભાઇ વિચારવા લાગ્યા મારી આલિયા મને કેટલું સમજે છે.

માટે લઈ જઈશું અને આપણે જ્યાં જમવા જઈએ છીએ ત્યાં જઈને કેક કાપી celebration કરી દઇશું. એમના એમ આલિયા ને છૂટવાનો સમય થયો અને વિજય ભાઈ ઉપર ફોન વિજય ભાઈ ઉપર ફોન આવ્યો. અને એને કીધું કે હું કોમલના ઘરે છુ અને હું અહી જમી ને સાંજે આવીશ. વિજયભાઇ સારું બેટા પછી સાંજ પડી ને આલિયા ને લેવા માટે એના પપ્પા પપ્પા એની friend ના ઘરે ગયા ત્યાંથી આલિયા ને લઈ ને આવતા હતા તો રસ્તામાંથી પપ્પા પપ્પા બોલ્યા કે આલિયા કઈ કેક ભાવે છે કે તો એ તારા માટે લઈએ. આલિયા ના ના પપ્પા મારુ પેટ ભરાઈ ગયું છે અને મને કઈ ખાવાની ઈચ્છા નથી કાલે આપણે અને મમ્મી બધા જ જમવા આવીશું આજે કઈ પ્રોગ્રામ ના કરશો વિજયભાઇ ને ખબર પડી કે આલિયા પૈસા બચાવા બોલે છે પણ પપ્પા એ એની એક એક ના સાંભળી અને ત્યાં કેક વાળા ને ત્યાં ગાડી પાર્ક કરી દીધી તો આલિયા બોલી કે ના પપ્પા પછી મારુ પેટ ફૂટી જશે વિજયભાઇ હસવા લાગ્યા અને બોલ્યા તો ચાલ કેક તો લેવાની છે આલિયા ના પપ્પા તો તમે તમા તો તમે મારા માટે gift પણ લાવ્યા જ હશો ને. ના બેટા હવે લેવા જવું છુ. આલિયા ના ના પપ્પા એવું હોય તો મને પૈસા આપો હું મારા ગુલ્લક માં મૂકી દઇશ મને ખરેખર ઈચ્છા નથી વિજયભાઇ okay પણ તને કુલફી વધારે ભાવે છે તો એ તો ખાઈશ ને. અરે હા પપ્પા એ ખાઈશ. બંને જણા ઊભા રહી ને કુલફી ખાવા લાગ્યા. અને ઘરે જવા લાગ્યા તો તો ઘરે જઈ ને આલિયા બોલી કે મમ્મી મને બિલકુલ ભૂખ નથી આપણે કાલે જમવા જઈશું વિજયભાઇ અને રીટાબેન ને ના ગમ્યું એમને ખબર પડી ગઈ કે પૈસા બચાવવા આલિયા એ આ બધુ બોલી રહી છે.

આલિયા એ ખાધા અને ત્રણ ભાઈ ને અને ત્રણ ખાઈ ને સૂઈ ગયા અને પછી આલિયા પોતાના રૂમ માં ચાલી ગઈ અને રૂમ માં જઈ ને આલિયા વિચારવા લાગી કે મને ખબર છે પપ્પા કે પપ્પા જોડે હાલ પૈસા નથી પણ બહુ જલ્દી બધુ થઈ ઠીક થઈ જશે બધુ એમ વિચારી ને આલિયા એક ડાઈરી માં પોતાની life માં જે જે બનાવ થાય થયા હતા એ લખતી હતી અને લખી ને તે તે લખી ને એ બે સૂઈ ગઈ તે દિવસે સૂઈ ગઈ. મિત્રો આ વાર્તા માં એક પિતા અને એક પુત્રી વચ્ચે નો પ્રેમ દર્શાવવામાં આવ્યો છે. જ્યારે આપડે એકલા હોઈએ છીએ અને આપડા જોડે એક દીકરી હોય તો આપડી એકલતા નો પણ સમજી શકે ને પણ સમજી શકે છે. દીકરી એ છે આપડા ઘર ની દીકરી તો એ તો એ જ છે આ દીકરી અત્યાર અત્યારની દરેક દીકરીઓ ને સમજવવાનું છે કે ઘર માં જે મોભી છે એ તમારા માટે શું શું કરી ને આગળ વધારે છે અને કેવી રીતે જીવન સફળ બનાવે છે. ખાલી સંતાન એટલું જ સમજી જાય ને તોય ને તો સમજી જવું કે એમનું જીવન સફળ છે. આશા છે કે તમને આ વાતનું પસંદી પસંદ આવતી હશે અને વાર્તા વિષે બે અવાજ આવે છે મારો?

અમ જેમ કે જો તમને કોઈ તમારા પ્લાન વાઉચરમાં મલી હોય CRBT બરાબર, તે તમને જે કંપની તરફથી હોય ને એ જ તમે યુઝ કરી શકો છો, પણ જો એ સિવાય તમે તમારી મનપસંદ એક્ટિવ કરવા માંગો છો એ તમે બે રીતે કરાવી શકો છો એક કોલ દ્વારા અને મેસેજ દ્વારા

તમારા મેઈન બેલેન્સમાં પહેલા તો fourty two rupees હોય ને તો જ તમે CRBT એક્ટિવ કરાવી માંથી એ વેબસાઈટમાંથી તમને યુઝ કરતાં ફાવે ના ફાવે, એમાં સોંગ સિલેક્ટનું આવે ના આવે, એના કરતાં સૌથી બેસ્ટ છે કે તમે SMS કરીને કરાવી દો તો તમને ઈઝી પડે કરીને કરાવી દો તો તમને ઈઝી પડે મેમ અમારે કૉલ SMS થી જ કરાવીએ તો તમે capital માં એન એન સર્ચ લખીને સ્પેસ છોડીને તમારો મોબાઇલ નંબર five six seven double zero ઉપર તમે મેસેજ સેન્ડ કરશો તો તેમાં તમને welcome prmos પૂછશે, એ મેસેજ સેન્ડ કરશો એટલે welcome promos category selection એ પછી તમને પૂછવામાં આવશે કે તમારા સોંગનું name અને જો તમારે કોઈ આલ્બમ સોંગ પૂછવું હોય તે પણ જો તમારે તમારે સોંગ જ મૂકવું હોય તો તમે સ્પેસ છોડીને તમે સોંગનું name લખીને five six seven double five six seven double zero પર તમે સે સેન્ડ કર દેશો ને તો ચોવીસથી અડતાલીસ કલાકમાં ચાલુ થઈ હા એમાં તમે તમારા મનપસંદ સોંગ સિલેક્ટ કરીને મૂકી શકો પહેલાં તો તમારે જો તમારે સોંગનું name મૂકવું છે કે કોઈ આલ્બમ છે? તો આલ્બમ સોંગ મૂકીએ ત્યાં એન સર્ચ કરજો. capital માં લખજો એન સર્ચ બધું જ capital માં. સ્પેસ છોડીને જે બી તમારે આલ્બમ name લખવું છે એનું name five six seven double zero પર એમાં તમને confirmation માટે મેસેજ આવશે but પછી તમને એવો મેસેજ આઈ જશે કે તમારે કોલરટયુન સેટ, જેમ સેટ થશે એમ તમને મેસેજ આઈ જશે ચોવીસથી અડતાલીસ કલાક સેટ થવામાં લાગશે, પણ એ ત્યારે જ થશે જ્યારે તમારે મેઈન બેલેન્સમાં તમારે એટલા પૈસા પડ્યા હોય બાકી એ નઈ થાય કૉલ દ્વારા બી તમે એ રીતે જ કરાવી શકો છો તમે five six one double two double five three ઉપર કૉલ કરશો એમાં કશું જ નઈ, એ જે-તે નંબરથી કારાવાનો હોય તે નંબર પરથી આ નંબર ડાયલ કરશો તો એમાં તમને પહેલાં મોબાઇલ પ્રમોટ આવશે પછી કેટેગરી સિલેકશન આવશે, પછી લેંગ્વેજ એટલે તમે કઈ ઇંગ્લિશમાં સોંગ મૂકવા માંગવા માંગો છો, મરાઠીમાં સોંગ મૂકવા માંગવા માંગો છો, ગુજરાતીમાં કે હિન્દીમાં. હા એ તમે તમારી લેંગ્વેજ સિલેક્ટ કરીને પછી એમાં તમને ઓપ્શન આઈ જશે સોંગ સિલેક્ટનું તેમાં જે-તે તમને સોંગ હોય એ તમે સર્ચ કરશો તેમાં આવી જશે એમાં જે પછી તમે તમારા પસંદની સોંગ મૂકો ના આ જે બંને નંબર આપ્યા છે ને ઉપરથી એ જે મેં તમને જણાવ્યું છે એ બંને ટોલ ફ્રી છે એટલે તમારે એમાં કોઈ ચાર્જીસ લાગશે નઈ દર મહિને તમારે લખાવા પડશે, બાકી એ એક્ટિવેટ હશે તો ડીએક્ટિવેટ થઈ જશે એમાં તમારે હર મહિને automatically એમાંથી fourty two rupees deduct થઈ એ એક્ટિવ કારાવાનો ચાર્જ છે ને તમને જો રિચાર્જમાં જે તેવીસો નવ્વાણું વાળું છે એમાં તમને સાહીંઠ દિવસ માટે સોંગ સિલેક્ટ કરીને તમે કરી શકો છો, હર મહિને fourty two rupees ચાર્જ લાગશે

એમ ના થાય મેમ, એક વારમાં એક જ થાય, એક જ વાર થાય એમાં તમે બીજું કરાવી શકો છે અને જો તમારે જો બંધ કરાવી હોય તો તમે તમારા મેઈન બેલેન્સમાં પૈસા નઈ રાખો તો automatic બંધ થઈ જશે તો તમારે બંધ કરાવી હોય તો તમારે કૉલ કરવો હોય તો તમે છે ને five six seven doubel zero પર જ કૉલ કરજો ડિએક્ટિવેટ થઈ જશે ને મેસેજ કરીને કરાવી હોય તો stop લખીને તમારે મેસેજ છોડી દેવાનો five six seven double zero ઉપર capital માં stop લખીને, કોલર ટયુન તમારી ચોવીસથી અડતાલીસ કલાકમાં અહીંયાથી બંધ કરી દેવામાં હા, એ રીતે તમારે એક્ટિવ કરાવાની રહેશે જો name tune માટે છે ને ત્રણ દિવસનો સમય લાગે

એના પર બી તમે જો આ નંબર પર ડાયલ કરશો ત્યાં તમારે name tune option આવે છે ને એ choose કરવાનું રહેશે, ત્યાં તમારે લખવાનું રહેશે કે તમારે શું name થી અને કેટલું લખાવી છે તમારું name બરાબર! એવું કશું નથી, તમે જેટલાં નામ હોય maximum તમારું નામ બહુ મોટું ના હોવું જોઈએ. તમે તમારું લખાઈને પછી સેન્ડ કરશો તો તે ત્રણ દિવસમાં automatically સેટ

એમાં બી same આ જ ચાર્જ છે એમાં બી, કોઈ બી તમે ટયુન એક્ટિવેટ કરાવો, હા એમાં તમે કરાવશો તો fifty six rupees ચાર્જ લાગે છે હા, એના વગર નહિ થાય. તમારા હર મહિને જેમ તમારા ત્રીસ દિવસ થતા જશે એવી રીતે જેમ તમારો મહિનો પતે એવી રીતે તમારામાંથી પૈસા કટ થઈને એ આગળ વધારતા જશે. કોલિંગ દ્વારા કરવી હોય તો તમે five six seven double zero પર કૉલ કરીને કરાવી શકો હા તો તમે એને name tune ત્યાંથી કરી શકો છો, જે રીતે તમારા નામની કરો છો એવી રીતે તમે ત્યાંથી name tune બી એક્ટિવેટ કરાવી શકો છો કંપનીના

ચાર્જ same જ છે, જેવા name tune ના છે ને એવી રીતે એમાં તમારે ચાર્જ તો એ જ રહેશે અને તમારા મેઈન એકાઉન્ટમાં પૈસા નઈ હોય તો એ નઈ થાય, તમારે હર મહિને તમારું વેલિડિટી, ડેટા તમે ગમે એ બેલેન્સ કરાવો પણ તમારું મેઈન બલેન્સ તમારે રાખવું જ પડશે. automatically ત્રીસ દિવસ થાય ને તો અહિંયાથી કટ થય જ જાય.

જો તમને રિચાર્જમાં ફ્રી મળ્યું હોયને તમને તેમાં કોઈ એપ્લિકેશન ના કામ લાગે, રિચાર્જમાં જો તમને ફ્રી મળ્યું હોયને તમારે રિચાર્જ માટે છે ને જે કંપની તરફથી જે કોલરટયુન સેટ કરી રાખવામાં આવેલી હોય ને એ જ આવશે. તેમાં બી તમે છપ્પન સાતસો પર કૉલ કરશો તો ત્યાં તમને પૂછવું પડે એ તો almost તમારા જે રિચાર્જમાં હોય છે ને તો automatically એક્ટિવેટ થય જ જાય છે.

capital માં stop લખીને, હા capital માં stop હા, મોબાઇલ નંબર નઈ લખવાનો, stop લખીને five six seven double zero પર મેસેજ સેન્ડ કરી કરશો તો ફ્રી જ રહેશે. એનો કોઈ ચાર્જ નઈ લાગે તમને, ડીએક્ટિવેટ થઈ જશે

હા કરાવી શકો છો મેઈન બેલેન્સ, હા એ રહેવાનું અને જો તમારામાં કોઈ રિચાર્જ હોય અને તમારા રિચાર્જમાં તમને ફ્રી ના મળ્યું હોય તો તમે એની કમ્પ્લેન કરાવી શકો છો કે તમને PRBT મળી નથી. તો એ તમને જે ફ્રી નથી મળી, તે તમને મળી જશે ચોવીસથી અડતાલીસમાં, જેમ તમારી કમ્પ્લેન આગળ forward થશે. તો તમારે એવું થાય કે તમને કરાવી હોય ને એમાં એક્ટિવેટ નથી થતું તમારા પૈસા deduct થઈ ગયા તો બી તમારામાં કોલરટયુન નથી. બતાવતા. તમે કમ્પ્લેન કરાવશો તો તમને મળી જશે.

Hello

Hello future bee

કેમ છે? બસ મને મજામા તું કે તને કેમ છે. અરે મને સારું છે હવે મને બધીની એટલી બધી યાદ આવતી હતી ને તો તમને બાંધીને જ phone કરેલા ઓ સારું અમે પણ હું પણ આટલી યાદ કરતી હોઉં છું. એમ યાદી બૌ જ આવે આપડા પેલાના દિવસો એવા સારા હતા કે વાત જ જાવા દે તું.

તો હવે આપડે બધા ભેગા મળીને ક્યાંક બાર જાઈયે તો. ના હવે યાર તને ખબર છે ને તે દી પણ આપડે કેટલી બધા પ્રયત્ન કર્યા તા ત્યારે મારા બાપા માન્યતા. હવે તો આ વખતે તો હું પૂછી જ નઈ શકું. ના રે તું સુ કામ ડરે છે.

તું ડર નઈ અમે બધા પાછા આવસુ તારા પાપના ત્યાં અને તારા પાપને પાછા માનવસુ અને તને અમારા ભેગા જ લઇ જઈસુ. યાર એતો વાત છે ત્યારે નાની હતી ત્યારે હાલો સમજાયું હવે તો મોટા થઇ ગયા છે આપડે ખુદ ને સંભળી લૈયે એટલા તો થઇ જ ગયા છે પણ હજી કોય નાનકડા બાળકની જેમ જ રાઇઃખ્યાં છે. એ ના જ પડશે મને ખબર છે ને યાર. ત્યારે તો નાના હતા તો school તરફથી જૂનાગઢ પ્રાણીસંગ્રહાલય માં લઇ ગયા હતા ખબર છે. હા સાચી વાત છે. ખબર છે ને હું બધાને જોઈ જોઈને બીકતી હતી ને તમે બધા મને સામે એમ કેતા હતા બીકવાનું સુ છે. આ પિંજરામાં છે બહાર નઈ નીકળી જાય. હા સાચે પણ તું ક્યારેય બાર જ નથી નીકળી તો એ તારી જિંદગી કાંઈ જોયું જ નથી એટલે તને બધું બાર નીકળે છે એટલે તને બધું નવું નવું જ લાગે છે. હા યાર સુ કરું હવે એક તો પેલેથી આવી ડરપોક છું કે બાર નથી નીકળતી ઘરમાં પણ કોઈ જીવડું આવી જાય છે તો બિકી જાઉં છું. હા એતો છે અમે બધી તને એજ વાત ના લીધે યાદ કરતા હતા કે ભાઈ કેવી ડરતી હતી બધી જ વાતમાં દરે છે. સુ કરું હમણાં પણ ઈ ડર તો નીકળતી જ નથી. સુ કરું હવે કેટલીક પ્રયત્ન કરું છું કે કાઇંક ને કાઇંક થાય. પણ નથ થતું હવે સુ કરું ઉપરવાળો કઈંક કરે હવે મારા અંદર.

હા બાર રાતના બાર વાગી ગયા હતા ઘરે એક તો tension લેતા હતા ઘરે આઈવી પછી એવી મને તો બીક લાગી તી કે direct રૂમ માં જ ગૂસી ગઈ. અને teacher એ ખબર છે પોતાના નંબર આપ્યા હતા. એમાં તારા પાપના એટલા phone આવેલા ને. એક દિવસની picnic માતો તારા પાપાએ તો પચાસ phone કાર્ય છે. મારી દીકરી ક્યાં છે ક્યાં છે. હમ સાવ સાચી વાત છે. બીજા દિવસે ટીચર લોકો કેતા હતા કે આટલું tension લેવાનું હતું અમે બધાય હતા તમારી સાથે ને ખબર છેને ઓલા સર તો બઉ જ સંભળાવતા હતા મને. હા હવે પણ આપડા માતા પિતા એવા જ છે ને કે પેલેથી આપણ ને કઈ કાઢ્યું નઈ ને હવે હજી પણ tension લે છે મોટા થઇ ગયા છે.

સાવ સાચી વાત છે હમણાં પણ નઈ ના જ પડશે યાર હું તને કૌ છું ને તમે ખોટા પ્રયત્નો ના કરો ઈ ના જ કેવાના છે. ક્યાં જવાનું વિચાર્યું છે તમે લોકોએ. અરે અમે બધાએ અમદાવાદ જવાનું વિચાર્યું છે. ઓ વાઉ તો તો બઉ મજા આવશે હો ત્યાં તો. હા અને ત્રણ ચાર દિવસ ત્યાં અમદાવાદમાં રોકાવાનું જ છે. ઓ તોતો મને જરા પણ હા નાઈ પાડે તને ખબર છે ને એક દિવસ માટે પણ નીકળવા માટે પણ કેટલું રોકટોક હોય છે આતો આટલા દિવસની વાત છે. ના હવે તું tension ના લે હું તારા પાપા પાસે આવીશ અને તને ખબર નથી અમદાવાદમાં કેટલી સરસ મજાની ફરવાની જગ્યાઓ છે અને તારા પપા ને સુ સમજવાનું છે કે જો તમાર તારો રીસ્તો પણ થઇ ગયો છે અન તારા લગનની તૈયારી પણ ચાલે છે તો ત્યાં આટલી સસ્તી market છે ત્રણ દરવાજા છે અને પછી નારગોલ market છે એટલે ઘણી બધી એવી market છે ને ત્યાં બૌ બઉ જ સસ્તો સમાન મળે છે ફરવા માટે જોવા માટે ને પણ એટલી સારી જગ્યાઓ છે કે આપડે મતલબ આપડે હવે પછી આપડા લગન થઇ જશે. પછી આપડે ક્યારેય નઈ મળી શકીયે એટલે આ આપણું છેલો જ મોકો છે કે આપડે બધા ભેગા મળીને ફરી આવીયે. યાર તારી બધી વાત સાચી છે મને પણ બઉ જ મન થાતું હોય છે કે હું પણ આપડે બધી સખીઓ ભેગા થાઈ ને જઇયે ફરવા પછી થોડી આ બધો time પાછો આવાનો છે.

ના ના હું આવીશ તારા પપા પાસે અને અને આ મારા મારા છે ને ચાચા નું ત્યાં ઘર પણ છે. એટલે જ તે તાણ મારા પપા થી એમના એમનાથી પણ વાત કરાવી દઇશુ કે તારા પપા વાત ની ચિંતા કરે. હાલને આપડે જોઈએ try કરશુ કઈંક. કોસીસ કરીયે કઈ થાય તો હવે બાકી મને નઈ લાગતું મને એમ જ લાગે છે એ એમ કેસે કે તારે જાઉં છે તો હાલ હું લઇ જાઉં ફરવા. ના એતો બધા જ પિતાનો એક અગત્યનો એક સુવાક્ય છે. હા સુ કરીયે હવે પછી ગરે આપણને એમ થાય કે એને મન ને નથી ને સુ આપડે નીકળીએ પછી એવું કૈં કે થઇ જાય તો સાંભળવું પડે.